દરિયાના શૅડ આપેલો છે બાજુમાં વિજળી માટેના થાંભલા આપેલા છે જેના પરથી વિજળીના તાર પસાર થઈ રહ્યા છે.

આ ચિત્ર આથમતા સૂરજનું છે એ ઘણો સરસ લાગી રહ્યો છે એમા--

એમણે આંખ ઉપર રાખેલુ છે અને એક ભઇ ફોન પર વાત કરી રેલા છે કાઉન્ટર ઉપર આ એક નાનુ એવુ મંદિર આપેલુ છે.

ટોમેટો સોસ ની બોટલો છે ખાણી પીણીના પાઉચો આપેલા છે એમાં--

એક જા કોટી પેરીને ઊભેલા છે સ્ટેજ ઉપર સોફા ઉપર--

છે એને ઘણા એવા શાક સરસ રીતે ગોઠવેલા છે એમા ગાજર છે ટમેટા છે કેપ્સીકમ છે કોબીઝ છે.

આ એક કોઈ સ્ટાફ રૂમ નુ પિક્ચર છે એના--

પથ્થરો આવેલા છે નાના નાના ઘાસ છે છોડ છે ઝાડ છે ઘણા પ્રવાસી--

ઘણા ફ્લેટો આવેલા છે અ એ પેલે માડ કપડા સૂકવવામાં આવેલા છે તેમા નીચે ગાડી કવર ઢાંકીને પાર્ક કરવામાં આવેલી છે.

આ ચિત્ર એક ઇમારત બનતુ હોય તે સાઇડ નુ છે એને અંડર કન્સ્ટ્રક્શન નુ બતાયુ--